હું એમ પૂછતી હતી કે તું હમણાં લાસ્ટમાં ફરવા ગયો હતોને, કયા ગયો હતો? બરોબર, યુપીમાં કઈ કઈ મતલબ પ્લેસીસ છે ફરવા માટે? મારે જવું હતું તો. બરાબર છે. તો ત્યાં આગળ શું શું હતું?

હા, ત્યાં ભીડ થઈ જતી હશે. બરોબર, શૂટિંગ.

મારે તો હિલસ્ટેશન જવું છે પણ આ તો એટલામાંબી કઈ સારું હોય તો ત્યાં જઈ આઈશું. હિલ્સટેશનમાં? હંમ હા એટલે વેબસાઇટ પર મે જોયું હતું, બે-ત્રણ જગ્યા. એટલે તું તો ફેમિલી જોડે જ ગયો હતો ને? બરોબર, અને આમ એકલા જવું હોય તો?

બરોબર, અચ્છા. મારે તો છે ને સાપુતારા જે હિલસ્ટેશન છે ને ત્યાં જવું છે.

હા, શું કીધું?

બરોબર, હા એમાં મજા આવે. એ બસ એવી રીતે જ જવું છે મારે.

સવારે જઈએ તો મજા આવે વહેલા.

હા, બરોબર. ઓહ હો, બરોબર. એટલે સવારે વહેલા પણ ના જવાય ને દસ વાગ્યા પહેલા?

હા, એટલે થોડા ટાઈમ પછી વિચારીએ.

હા, એટલે હું મનાલી ગઈ હતી હમણાં. ત્યાં બવ મજા આઈ હતી મને. ઉપર અમે મસ્ત ચડેલા ટ્રેકિંગ કરી હતી અને બવ મજા આઈ ગઈ હતી. ત્યાં મસ્ત બરફ હતો તો ત્યાં મતલબ બરફમાંથી એકદમ લપસીને એમ ફોટા પડાયા હતા અને મજા આઈ ગઈ હતી. એટલે એવી જગ્યા હોય ને તો વધારે મજા આવે.

હા હા, ના ના બરોબર છે. હા તો ન જવાય. બરોબર, ના ના તો ના

હા હા. હંમ ઉદયપુર પણ સરસ છે જગ્યા.

હા બરોબર, પછી જયપુરમાંબી મે એક જગ્યા જોઈ હતી એકદમ સરસ હતી, ત્યાં જવું છે મારે.

હા, હા એટલે અ ઉહ મનાલી ગયા હતા ને? ત્યારે દિલ્હીમાં સ્ટે હતો અમારે એટલે અમે કલાક બે કલાક દિલ્હીમાં જ ફર્યા હતા. એટલે પણ ત્યાં તો મતલબ સાચવીને રહેવું પડે. જગ્યા તો સરસ છે પણ થોડું ધ્યાન રાખવું પડે આપડે. હા, હા વાંધો નહીં ચોક્કસ નક્કી થાય એટલે તને કોલ કરીશ. હો? એ સારું ચલ. બાય. આજનો મારો વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા દરેક મનુષ્ય ને સ્વચ્છતા અને સુંદરતા અતિપ્રિય હોઈ છે એટલે જ કેવાયું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા અહીં તમને સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા કી જ્યોત વગેરે વિષયો પર હું તમને આજે અગત્ય ની વાત કરીશ

આ યોજના અંતર્ગત દેશનાં પાંચસો થી વધુ શહેરો માં કચરા ના નિકાલ અને વ્યવસ્થાપન ને સુદ્ધાર બનાવવા માં આવશે તથા પીવાના પાણી ની સુવિધા ને ઉત્તમ બનાવવા માં આવશે સ્વચ્છ ભારત mission ના પહેલાં ચરણ માં શૌચાલય સુવિધા ને ખાસ અગ્રીમતા આપવામાં આવી હતી હવે સ્વચ્છતાની વાત કરીયે તો આપણાં જીવન માં સ્વચ્છતા નું ઘણું જ મહત્વ રહેલું છે જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા તેમજ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા ત્યાં સુંદર~તંદુરસ્તી વગેરે જેવા સૂત્રો આપણે જીવન માં વણી લેવા જોઈએ આપણાં રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજી એ તેનાથી એક પગલું આગળ વધી ને કહ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધીજી ના મતે સફાઈ નો અર્થ સ~ સર્વ વસ્તુ નો ફા~ ફાયદાકારક ઈ~ ઈલાજ એવી સુત્રભાવના હતી એટલે કે સ પરથી સર્વવસ્તુ ફા પરથી ફાયદા કારક અને ઈ પરથી ઈલાજ એમ સફાઈ એટલે કે સર્વવસ્તુ નો ફાયદા કારક ઈલાજ એવું મહાત્મા ગાંધી નું કેહવું હતું મહાત્મા ગાંધીજી સ્વચ્છતા નાં ખુબજ આગ્રહી હતા આશ્રમ નાં દરેક વ્યક્તિ ને તેમણે સ્વચ્છતા નાં પાઠ શીખવ્યા હતા આશ્રમ વાસિયો સાથે દરરોજ સવારે બાપુ પોતે પણ સફાઈ કામ માં જોડાઈ જતા હતા

તેવીજ રીતે આપણા જાહેર સ્થળો બસ station રેલવે station પુસ્તકાલય શાળા college factory ઓ વગેરે પણ સ્વચ્છ અને સુદ્ધાર રાખવા જોઈએ ભારતીય દર્શન શાસ્ત્ર માં પણ પર્યાવરણ નાં તત્વો અને સ્વચ્છતા ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે આપણી સંસ્કૃતિ માં કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વેદો નાં અનેક મંત્રોમાં પણ સ્વચ્છતા નું મહત્વ આપવામાં આવ્યું છે માનવ માત્ર નું એ પરમ કર્તવ્ય છે કે પોતાની આસપાસ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાશો કરે બીજા કોઈ માટે નહિ પરંતુ પોતાના માટે સ્વચ્છતા જરૂરી છે તેમ દરેક માણસે સમજવું જોઈએ વોલ્ટર નામનાં પશ્ચિમનાં એક ચિંતક નો કટાક્ષ મન માં જેવો છે કે મોટી મોટી વાતો કરવા કરતાં આપણા ઘર ની પાછળ નાં વાળા માં ઉગેલું ઘાસ સાફ કરવું વધારે સારું દુર્ભાગ્યે એવુજ હાલ નાં સમય માં જોવા મળે છે કે પોતા નું ઘર આંગણું ગંદુ હોઈ અને તેજ વ્યક્તિ ગામ ની ગંદકી દૂર કરવા સરકાર ને નકામી અરજી કરે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ ત્રણ શબ્દો આપણને ઘણું બધું કહે છે પ્રભુ નો વાસ જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ હોઈ છે આ સનાતન સત્ય અને આપણા પૂર્વજો દ્વારા કહેવાયેલી સત્ય હકીકત છે જયારે આપણે આપણી આસપાસ નજર કરીશુ તો આપણને ખબર પડશે કે

આપણા પશ્ચિમી દેશો પર નજર કરીશુ તો આપણને ખ્યાલ આવશે કે સ્વચ્છતા નું કેટલું મહત્વ છે ત્યાં નાં રસ્તા એકદમ ચોખ્ખા અને સ્વચ્છ જોવા મળશે રેતી રજકણો જેવા સામાન્ય કચરો પણ જોવા નહિ મળે તે પાછળ નું એક કારણ એ પણ છે કે ત્યાં જાહેર સ્થળે ગંદકી કે થુંકવા પાર ખુબજ મોટો દંડ કરવામાં આવે છે પરંતુ તે સાથે એ પણ સ્વીકારવા પડશે કે તે દેશો ની પ્રજા સ્વચ્છતા ની આગ્રહી પણ છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી ભારતવર્ષ ભૂતકાળ પર નજર કરીશું તો આપણને જાણવાં મળશે કે ભારત પણ સ્વચ્છ અને સુંદર દેશ હોતો આપણે ત્યાં નદીઓ સરોવરો ની પૂજા કરવામાં આવતી હતી પ્રદક્ષિણા કરવામાં આવતી હતી પરંતુ કાળક્રમે ભારત ની વસ્તી માં કૂદકે ને ભૂસકે વધારો થયો ત્યાં કચરા ની સમસ્યા વધતી ગઈ લોકો પણ સ્વચ્છતા ના મૂલ્યો સમજ્યા નહિ નવી નવી ફેક્ટરીઓં ખુલતી ગઈ પરંતુ તેના પર નિયંત્રણો એટલા બધા કડક ના હોવાથી મન ફાવે તેમ કચરો ગંદુ chemical યુક્ત પાણી નદીઓ માં ઠાલવતાં ગયા જેના લીધે આજે જે આપણા દેશ માં જાહેર સ્થાળો એ ગંદકી એક વિકટ સમસ્યા તરીકે ઉભરી આવી છે ભારત દેશ માં ગંદકી ફેલાવવા માટે આપણે જ જવાબદાર છે આપણે જયારે પણ રસ્તાપર અથવા કોઈ જાહેર સ્થળ પર કચરો કે ગંદકી જોઈએ છે ત્યારે આપણા મન માં અગમો ઉત્પન્ન થાય છે પરંતુ બીજી જ મિનિટે આપણે એ કચરા ને ગંદકી માં આપણું પણ યોગદાન આપી અને તેનો વધારો કરતા હોઈએ છે આજે આપણી નદીઓ જેવી કે ગંગા યમુના સરસ્વતી વગેરે ને ગંદી કરવા માટે સૌથું મોટો હાથ આપણો જ છે આપણે તેમાં પવિત્ર થવા નાં બહાને ડૂબકી મારી અને તેમાં પૂજા ની વસ્તુ ઓ પધરાવી તેને દુષિત કરવામાં આપણું યોગદાન આપીયે છે રસ્તા પર કચરો ફેંકી ખુલ્લા માં શૌચ કરી પાલતું પ્રાણી ને રઝળતા છોડી આપણે આપણું જ નહિ પરંતુ આખું ગામ શહેર દેશ બધું જ ગંદુ કરીયે છે કાદવ કીચડ પ્રાણીઓ નાં મળમૂત્ર ખુલ્લા માં જતાં લોકો પાન મસાલા ખાઈ ને જાહેર સ્થળો દીવાલો પર પિચકારી મારી ને લોકો જાહેર માં થુક્તાં લોકો નાક સાફ કરતા લોકો ગમે ત્યાં એઠવાડ પથરાવતા લોકો નદીઓ માં કચરો નાંખતા લોકો નજર પડે ત્યાં ગંદકી નો સામ્રાજ્ય જોવા મળે છે ગંદકી એ તો આપણા દેશ નો રાષ્ટ્રીય રોગ છે આપણે સૌ જાણીયે છે કે મોટા ભાગની જીવાણુ જન્ય બીમારી ગંદકી ના લીધે જ ફેલાય છે દુષિત પાણી ના લીધે કોલેરા થાય છે

સ્વચ્છતા નાં અભાવે લખો લોકો અનેક રોગો નાં ભોગ બની રહ્યા છે સરકાર ને પણ તે દૂર કરવા કરોડો રૂપિયા દવાઓ પાછળ ખરચવા પડે છે માત્ર અભણ જ નહિ પરંતુ ભણેલા ગણેલા લોકો સ્વચ્છતા બાબતે બેદરકાર બને તો શું થઈ શકે આપણા દેશ નો ઉજ્વળ ભવિષ્ય આપણા જ હાથ માં છે આપણે સૌ એ સમજવું જોઈએ અને સ્વચ્છતા પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આજથી સૌ વરસ પહેલા વિદેશ માં આપણા દેશ ની છાપ છાપ મદારીઓ અને જાદુ ટોણાં ના દેશ તરીકે ની હતી પરંતુ હવે એ માન્યતા હવે આપણે સાવ તોડી પાડી છે પરંતુ એક બાબત સ્વીકારવી પડે કે આજે પણ આપણા દેશ ની છવિ ગંદકી પ્રધાન દેશ ની છે એક બાજુ આપણે technology નાં ક્ષેત્રે વિશ્વ ના અન્ય દેશો સાથે હાથ માં હાથ મિલાવી રહ્યા છે technology નાં ક્ષેત્રે આપણા દેશનાં યુવાનો ની બોલબાલ સમગ્ર વિશ્વ માં છે મંગળયાન ની સફળતા એ વિક્સિત દેશો ને પણ ભારત ની નોંધ લેવા મજબુર કર્યા છે isro ની એક સાથે સૌથી વધુ ઉપગ્રહો launch કરવાની ઉપલબ્ધી પણ કઈ નાનીસૂની નથી તેમ છતાં આજે પણ ગંદકી ના મામલે આપણે હજી ઠેર નાં ઠેર જ છે આપનો દેશ કેટલાય વર્ષો સુધી અંગ્રેજો નો ગુલામ રહ્યો આપણને આઝાદી અપાવવા માટે આપણી માતૃભૂમિ ને મુક્ત કરવા માટે હજારો લોકો એ પોતાનાં પ્રાણ ન્યોછાવર કરી દીધા એવી પવિત્ર ભૂમિ ને આપણે માત્ર સ્વચ્છ રાખવાની ભૂમિકા તો અદા કરવાની છે પણ તે પણ આપણે નોહ્તું નથી કરી શકતા આપણે આનાં માટે ક્યાં કોઈ મોટી લડત લાડવા જવાનું છે આપણે આપણા ઘરથી જ સ્વચ્છતા ની શરૂવાત કરવી પડશે તોજ સમગ્ર દેશ સ્વચ્છ બનશે ભારત ના પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી એ સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અને ઘર ઘર toilet બનાવવા માટે બીડુ ઝડપ્યું છે બીજી october મહાત્મા ગાંધી ના જન્મ દિવસ થી દેશવ્યાપી સ્વચ્છ ભારત અભિયાન ની શરૂઆત કરી છે તેમજ ગાંધી જયંતિ વિશ્વ અહિંસા દિવસ સાથે સ્વચ્છતા દિન તરીકે પણ ઉજવણી કરવા અનુરોધ કર્યો છે સરકારે TV radio અને વર્તમાનપત્રો જેવા પ્રચાર માધ્યમો દ્વારા

તેમ છતાં સ્વચ્છતા ની જવાબદારી માત્ર સરકાર પર ઢોળી દેવા થી નહિ ચાલે આપણે પણ તેના માટે પ્રતિબદ્ધ થવું પડશે આપણા ઘર બહાર આવવું પડશે અને જ્યાં પણ ત્યાં કચરો દેખાઈ તેનો નિકાલ કરવો પડશે પરંતુ શરૂવાત આપણે આપણાં ઘરથી જ કરવી પડશે તેના માટે ભારત નાં તમામ નાગરિકે પ્રતિબદ્ધ બનવું પડશે આપણે ગંદકી કરશુ જ નહિ અને બીજાને પણ ગંદકી કરવા દેશું જ નહિ એવી ભાવના કેળવવી પડશે જો આપણે જ ગંદકી નહિ કર્યે અને ના કોઈ ને કરવા દઈએ તો દેશ આપોઆપ સ્વચ્છ થાય જશે સ્વચ્છ ભારત અભિયાન ને સફળ બનાવવા માટે જ દરેક ભારત નાં નાગરિકો એ યોગદાન આપવું જોઈએ ભારતીય સંસ્કૃતિ ને સ્પષ્ટ વિચારધારા છે કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે અસ્વચ્છતા ગંદકી અને દુર્ગંધ આપણાં દેશ ની એક મોટી સમસ્યા છે આ માટે ગરીબી વસ્તી વધારો

હા બોલ હા હમના હું lastyear વરસના ને અહિયાં ગઈ હતી વરસના નું તો મેં તને કીધું. એના પછી વરસના માં રાધા રાણીના મંદિર એ રાતે ગયા પછી ત્યાં થી આવી ગયા પછી સવારે વેલા ઉઠી અને બાકી બધું ફરવા નું હતું એટલે પછી વારસાના માં કીર્તિ મંદિર ગયા હતા કીર્તિ મંદિર એવી રીતે કે રાધા રાણી નાં માતા નું નામ છે. કીર્તિ એમ કીર્તિદા તો એ કીર્તિ મંદિર આમ બઉ વિશાળ અને ભવ્ય છે. એમ એટલું મોટું કે વાત નાં પૂછ એમ અને આમ બઉ જ મસ્ત છે. એમ એનો ત્યાં કાન એનો શૃંગાર રાધા માં રાધા રાણી નો એટલો બધો એમ પછી કીર્તિ મંદિર નો photo ને photo

ત્યાં કને અંદર બ્રીજ મંદિર ની અંદર જઈએ તો photo પાડવા નાં મળે પણ ત્યાં બાર photoshoot કરી શકીએ પછી ત્યાં કને એક library છે library આ library માં તમે રાધા રાણીપુસ્તક મળે રાધા રાણી વિશે બઉ બધા પુસ્તક મળે એ જ્યાં વૃંદાવન બધું આખું છે ને વૃંદાવન વરસના ગોકુલ મથુરા એ જગ્યા એ

રાધેશ્યામ કે રાધાકૃષ્ણ કે એવું કોઈ નાં બોલે બધા લગભગ સુધી એવું જ બોલે કે રાધે રાધે રાધે રાધે રાધે રાધે જેને પણ સામે મળીયે ને એ લોકો એમ જ કે દિલ સે ઓળખાતા હોય કે નાં ઓળખતા હોય તો પણ એમ ઓળખાતા હોય એને તો કહે જ અને નાં ઓળખતા ને એને બી ત્યાં નાં લોકો સામે મળે ને એટલે એમ જ કહે કે રાધે રાધે રાધે રાધે એમ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

એક હતું રાધા રાણી એક હતું. આખું રાધા રાણી નું જીવન ચરિત્ર એની અંદર રાધા રાણી કેવા છે કેવા હતા એનું વર્ણન હતું ને બીજું એક હતું નીશ્કાન પ્રેમ જેમ કે તમારો પ્રેમ કેવ હોવો જોઈએ એમ પછી ત્યાં થી અમે કીર્તિ મંદિર થી નીકળ્યા પછી ત્યાં કને ત્યાં કને ગાયો નું બઉ મહત્વ ને તો ત્યાં કને થી ગયા ને એટલે ગૌશાળા ગયા એમ

ઓહો પછી પછી ત્યાં બધી ગાયો ને જોયું ત્યાં કને એક garden હતું garden માં photos પડાવ્યા પછી ત્યાં થી આગળ ગયા ને તો પ્રેમ સરોવર આવ્યું પ્રેમ સરોવર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

પછી પ્રેમ સરોવર ગયા.

ત્યાં કને photos પડાવ્યા પછી તેની બાજુ માં જ પ્રિયા સરોવર છે એમ

પછી એના થી થોડા આગળ જઈએ તો કુસુમ સરોવર આવે કુસુમ સરોવર બઉ મસ્ત છે કુસુમ સરોવર એવું છ કે પેલા સરોવર છે ને એના પછી મહેલ છે એના પછી મહેલ છે એમ

પછી એ મહેલ અત્યારે એ લોકો નાં હાથ માં નથી means કે જે વરસના વાળા છે એના હાથ માં નથી government ને આપી દીધું છે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 એના પછી આગળ ગયા તો પીલીપોખર છે પીલીપોખર કરી ને એક સરોવર છે એમાં એની કહાની એવી છે.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 એ મહેંદી નો કલર નાં આવી જાય ને મતલબ લગ્ન પહેલા નાં હોય ઓલું નાં હોય એ મતલબ નાં કરી શકે ને છોકરી એમ તો એ એ સરોવર મહેંદી લગાવી છે. ને તો એના માતા મતલબ કીર્તિદા માં એએને છે. ને મહેંદી ધોવા નું કહે છે. એમ તો એ ધોવા માટે કરી ને એ સરોવર જાય છે. તો એ સરોવર ની અંદર